Okay અને એ જ family વાળું છે એમાં એક કરોડ માં શું છે મતલબ premium અને એ શું છે include?

આછા okay તો તમાર according filmy વાળું કરવું જોઈ એ કે person વાળું મારે જે કરવું છે તે તમે શું suggest કરો? ત્રણ એટલે મને include હમ સાહીઠ અને અ fifty two Okay તો અત્યારે મારે કોઈ details આપવી પડશે તમને અગર એની માટે register કરવું હોય તો?

અચ્છા ok તો મને આજ તમે વીસ હાજર વારુ કીધું તમે ત્રણ જના વાળું હા તો એના માં મને interest છે અને

હમ હં એ બંને માંથી કયું લેવું જોઈએ તમને શું લાગે છે? Okay તો હવે મારે આ ok વાના accidental વાળું અને covid બંને નું registration કરવું છે તો તમે મને એક કામ કરો એની બધી details તમે મને mail કરી શકો? પહી હવે મને સમજાતું નથી એટલે જ મેં enquiry કરી તી ને browser માં મને કઈ જ નથી સમજાતું બરોબર તો મારું email id આપું કે એમાં available છે? અ નઈ અત્યારે હું covid વાળું તો જરૂરી છે એ તો main એના માટે તો મેં લીધું તું તો Dhr two two sevn dot com અચ્છા એટલે આ mail માં જ મોકલવાનું રેસે? હા એટલે અત્યારે તમે જે mail કરો એમાં થી મારે જે કઈ રાખવું હોય એ જે Okay એટલે એ from digital from રેછે એમાં બધી digital અચ્છા okay વાંધો નઈ

અચ્છા અચ્છા okay કઈ વાંધો નઈ તો હું mail કરીદઉ તો પછી એ પ્રમાણે હું તમને Mail માં બધી details અને aadhar card ને બધુ મોકલી દઈસ બરોબર અચ્છા Okay અને આ ફોટો break ground કે એવું હોઉં જોઈએ કઈ ખરું મતલબ કે Okay okay વાંધો નઈ તો બધી details તમને મેઇલ કરી દઈસ એ family પેલામાં નથી હા બરોબર આમ ભી હું વિચારું છું કે actually થોડી confused આમાં લઉં કે આમાં લઉં હું જોઈ લઈશ ok ok વાંધો નઈ વાંધો નઈ હું એક વાર જોયી લઈશ mail આવે એટલે બરાબર ok ok thenk you so much

Hello ભાઈ ગોવિંદ good afternoon

હઓ ભાઈ મજામાં જ કેવું ચાલે છે આજકલ બસ મજામાં ભાઈ ઘણા દિવસે મળ્યો ક્યાં હતો આટલા દિવસ અરે બસ યાર આ શું હતું exam ચાલી રહી હતી એટલે call કરવાનુંય નતું કે મળવાનુંય થતું નતું એટલે આજ exam કાલ exam પતી તો આજે મન યાદ આવ્યું કે લાવ મને એમ થયું કે લાય ગોવિંદને call કરી જોવું હા યાર મારી પણ exam થોડા દિવસ પહેલા જ પુરી થઇ તો મેં વિચાર્યું કે થોડી ખેતીવાડી શીખી લઉ અમ

હા તારી વાત સાચી છે યાર ભારત એક ખેતીપ્રધાન દેશ છે જેના કારણે અમ ભારતમાં ખેતી કરવા વાળા લોકો વધારે છે પરંતુ યાર ભારતમાં ઓછી technology અને ઓછી ફળદ્રુપ જમીનના કારણે યાર અમ જે ખેતી છે તે ખૂબ જ ઓછું ઉત્પાદન આપે છે હા એ થોડાક અંશે તારી વાત સાચી છે, પૂરી નથી પણ એમાં શું છે ખબર છે કે વર્ષોથી ભારત ખેતી કરતો આવ્યો છે અને અમ પહેલા કેવું હતું કે organic farming કે લો ખેડૂતો પોતાના જ pesticides અને herbicides પોતાની રીતે જ બનાવતા હતા કુદરતી રીતે એટલે કે બધું પૌષ્ટિક હતું અને સારું પણ હતું પણ જેમ જેમ અમ insecticides pesticides વધતી જાય અને કુત્રિમ ખાતરો જેમ કે urea fertilisers આવી રહ્યા છે તેમ તેનો ઉપયોગ વધારે ને વધારે થતો જાય છે એટલે શું થાય છે કે જમીન ઓછી ફળદ્રુપ થતી જાય છે અને જે આવે છે આપડા અમ જે vegetables કે fruit એ ઓછા પૌષ્ટિક હોય છે એટલે તમને અમ real taste પણ નથી મળતા લોકોને અમ તને ખબર છે એક અહેવાલ આવ્યો તો થોડા દિવસ પહેલા કે આમ ને આમ અમ થઈતું રહ્યું તો ખાવામાં પણ અમ બોઉં અમ problem થશે અમ આગળ જતાં અમ તને ખબર છે આપડો ભારતનો વસ્તીવધારો પણ થઇ રહ્યો છે હા યાર મને એક report આ હમણાં report આવ્યો કે ભારતની વસ્તી હવે ચીનના કરતા વધુ પણ વધી ગઈ છે અને તું વાત કરીને જે hybrid બિયારણો હા તો મનેય મારા દાદા કેતા કે દેશી આ આ પેલા કે દેશી આવા એરંડા આવતા અને અને અત્યારે આવા એરંડા આવે છે તો મેં જોયા તો એમાં ખાસો different લાગ્યો જે દેશી હતા એ બોઉં નાના હતા અને અત્યાર અને હાલના હતા એ મોટા હતા તો મને એવું લાગ્યું કે મોટા સારા હશે પણ એવું નતું કે એમાં એવું હતું મારા દાદાએ મને એમ કીધું કે જે દેશી હતા એમાં જે પૌષ્ટિક તત્વો હોય અને જે વસ્તુ જોઈને મતલબ જે હોય ન તેનો એ બોઉં સારી રીતે મળી શકતો અને અત્યારના જે એરંડા છે અને એના અંદરથી જે તેલ બને છે એમાં પણ એમાં પણ એવું જોઈએ કે બોઉં મતલબ કે તેની ભેળસેળ કરવામાં આવે છે જેના કારણે ચામડીની બીમારીઓ છે પછી જે હૃદયના રોગો છે, માનસિકની બીમારીઓ છે, એ બધી નસોની બીમારીઓ છે એ બધી આજકાલ વધી રહી છે જે hybrid બિયારણના કારણે જ એવું બધું બન્યું છે આપડે પેલા એવું હતું કે જે hybrid બિયારણ નતું બધું દેશી પદ્ધતિથી મળતું તો એમાં એવું હતું કે એમાં પૌષ્ટિક તત્વો પણ વધારે સમાયેલ રહેતા અત્યારે ખેડૂતો અને બીજા મતલબ કે જે મોટા મોટા વેપારીઓ છે જો પેલા શું કહેવાય વધારે પડતા ઉત્પાદનના કાર કરવા માટે તેમાં જંતુનાશક દવાઓ તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે જેના કારણે જે અત્યારનો પાક થાય છે તેમાં પણ જન્મથી જ મતલબ કે જે પાક ઉગે છે ત્યારથી જ તેમાં મતલબ કે જે પૌષ્ટિક તત્વો છે તે બધા નાશ પામે છે જેના કારણે જેના કારણે અમ તો એમાં શું ખબર છે મિત્ર કે પેલા એવું હતું કે કોઈ technology નતી અને હવે જો technology એટલી આવી છે કે તમે કોઈપણ આકાર બદલી શકો છે તેના gene માં ફેરફાર કરી શકો છે તેના DNA માં ફેરફાર કરો છો જેમ તે કીધું કહ્યું ને કે અમ એરંડાની size વધી ગઈ તો એ size એમનેમ નથી વધી એના પાછળ એક hybrid અમ વાપરવામાં આવે છે કેમ કે તે hybrid એરંડા છે તો એમાં શું કરવામાં આવે કે તેના gene માં ફેરફાર આવે તેની size

copper અમ cotton આવે છે એટલે કે કપાસ એમાં શું હોય કે તે પોતે ને પોતે જ એને જે અમ નુકસાનકર્તા અમ મધમાખી છે તેની સાથે લડત કરી શકે છે એ રીતે hybrid tomato અમ hybrid કાકડી hybrid દિવેલ આ બધું જ hybrid થતું જાય છે એમાં અમ તેની જે ફેરફાર થઇ જાય એટલે હા તે વધુ ઉત્પાદન આપે એ એક motto કેમ છે કે જેમ જેમ વસ્તીવધારો થઇ રહ્યો છો તેમ તેના ઉત્પાદન પણ વધવું જોઈએ. પણ તે વધી નથી રહ્યું એટલે કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન મળે તો જ પોતા અમ પૂરી વસ્તીને તમે અમ ખવ ખાવાનું આપી શકો કે ભૂખમરો ના લાવી શકો પ એક અમ સિ સિદ્ધાંત પણ છે અને આગળ પડતી એક technology પણ છે પણ તેના ગેરફાયદા પણ છે તમે ક્યાં જા વિચાર્યું હતું આ બધું તમને ખબર હતી આ બધી ના એટલે મને આમ મને આવું મને કીધેલું અને મું થોડું સાંભળેલુ કે જે પેલા બધા હાલ હાલમાં મમ્મી છે પછી પપ્પા છે એ બધા મને લાગે કે કે પેલા જેવો સ્વાદ રથી રહ્યો નથી મું પછી પૂછવા એમને પૂછ્યું કે તમે તમને કેટ તમને કેવું એટલે કેમ એવું લાગે છે પેલા અલગ આવતું ને હવે અલગ આવે છે કે અમ કોઈ બી ધારો કે રીંગણાંનું શાક હોય અથવા દૂધીનું શાક બનાવ્યું હોય અથવા કોઈ બી બીજી સબ્જી બનાવી હોય તોય ને પપ્પા કે કે પેલા જે દેશી ખાવામાં આવતું એમાં એમાં એટલું બધું એમ એમાં સારું અને મીઠું લાગતું અને અત્યારે અત્યારનું કઈ સ્વાદ જ નથી એવું લાગે છે આ બધું હવે તો બધું hybrid થઇ ગયું છે તો પછી મેં પૂછ્યું કે કે કેમ આવું થયું છે પછી એમને બધું કીધું ત્યારથી મને આ બધી ખબર પડી મેં થોડું research કર્યું એના પાર પણ પછી મને જાણવા મળ્યું કે hybrid ના કારણે ઉત્પાદન તો વધ્યું જ છે પરંતુ તેના એના અંદર જે પૌષ્ટિક તત્વો રહેલા હતા અરે શું કહેવાય તેમના જે અંદરથી vitamins હતા જે બધા ધીરે ધીરે નાશ પામે છે

એ વાત તમારી સાચી છે પણ હવે એ એક જરુરીયાત પણ છે કે મેં કહ્યું એમ વસ્તીવધારા સામે ઉત્પાદનને પહોંચી વળવું પડે એની સાથેસાથે એટલે કે તમે જુઓ technology agriculture ની કે tomato અમ ઉગેલા હોય તો તેના સા machine આવે છે તેને અમ લઇ લે, ધોઈ નાખે અને machine માં આવી technology America અને Canada માં છે પણ ઇન્ડિયામાં એટલી બધી technology આગળ નથી હા એ વાત સાચી છે કે લોકો હવે અમ જાણકાર થતા જાય છે ને ઉપયોગ પણ કરતા જાય જ છે અને એક અમ કલમ કરવી એક એક છોડ ઉછેરની એક પધ્ધતિ છે એમાં શું હોય કે ગુલાબનું ફૂલ હોય પણ ડાળ એની એને scion કહેવાય અને જે ઉપર લગાવવામાં આવે એને stock ક કહેવાય stock scion નો ફેરફાર હોઈ શકે એના દ્વારા શું થાય કે કોઈપણ એક ઝાડ છે કે છોડ છે તેના જે ગુણો છે તે બીજા છોડ સાથે કલમ કરીને રોપી શકાય આનાથી તમને short time માં ફાયદા મળે. એની સાથેસાથે Japan માં એક problem હતો કે જયારે તે તડબૂચ એટલે કે watermelon ને pack કરતા હતા તો એના ગોળાકારને કારણે તેમને તકલીફ પડતી હતી તો એમને એના gene માં ફેરફાર કરી દીધો અને એનો આકાર ચોરસ કરી દીધો એટલે કે એ box માં આવી શકે. તો technology આટલી હદ સુધી આગળ પહોંચી ગઈ છે એ સાથે જ જેમ કે પેલા મકાઈ આવતું તો પીળા કલરનું જ હતું અત્યારે પણ પીળા કલરનું જ હોય છે ભારતમાં પણ America ના એવા કેટલાક stores છે જે તમને રંગબેરંગી મકાઈ કાળી મકાઈ તમને બોઉ જ variety મળશે એનું continuous એના DNA માં ફેરફાર કરીને એમાં સુધારો વધારો કરી શકાય છે પણ અમ આ એક

હા ભાઈ તમે વાત કરી એ મને મને સાચી જ લાગી કારણ કે યાર જે મને પણ જાણવું મળ્યું તું મેં પણ વાંચ્યું હતું કે યાર આ મકાઈના અંદર અલગ અલગ colour ના મતલબ કે અલગ અલગ જેવી રીતે કે rainbow ના અંદર અલગ અલગ colour હોય છે એવી રીતે પણ મકાઈના અંદર દાણાના અલગ અલગ colour તો પેલા મન તો એવું લાગ્યું હતું કે કે આ આ તો colour કરેલો છે એવું અથવા fake છે એવું બધું લાગ્યું મને પણ પછી ખબર પડી કે ના આ તો સાચી વાત છે કે આ બધું સાચી સાચી રીતે તેમની DNA માં change કરીને આવું રીતે કરવામાં આવે છે અને તમે કીધું ને Japan નું તડબૂચ વાળું તો એ પણ એ પણ મેં વાંચ્યું છે અને કલમની કલમની પદ્ધતિ એ તો એ બોઉં સારી પદ્ધતિ છે કે તેમાં તેમાં તેમાં એવું છે કે Vshape માં કાપીને જે ઝાડ એક ડાળની પર ડાળ રોપવામાં આવે છે અને તેના કારણે અલગ અલગ અમ મતલબ કે ઝાડ કોક બીજાનું હોય અને તેના પર બીજી કોઈ બી કલમ કરીને બીજા કોઈ ઝાડની અમ ડાળ રોપી દેવામાં આવે તો તેના પર બીજા ઝાડના ગુણો આવી જાય છે તે એ એ પણ એક સારી પદ્ધતિ છે પણ યાર જે તમે આ કહ્યું ને કે આ મકાઈ ને બધું ફેરફાર કરવામાં આવે છે એ દેખાવમાં સારું લાગે છે પણ એમાં પોષક તત્વો અને જે real nutrients જો હોય છે તે બધા નાશ પામે છે હા એ વાત અમ બોઉં અમ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે પણ અમ ભારત એક આગળ પડતો દેશ છે હમણાં જ એક paper માં મેં વાંચ્યું હતું કે શું હતું કે ખાંડના ઉત્પાદનમાં ભારત બોઉં આગળ જતું રહ્યું એટલે કે શેરડીનું ઉત્પાદન વધ્યું એના કારણે ગોળ અને ખાંડનું ઉત્પાદન વધ્યું તો માનવ જરુરીયાતને પહોંચી વળવા તો આ જરૂરી જ છે પણ એ સાથે શું કે તમે સારું export કરી શકો છો અને વિદેશી હૂંડિયામણ જે economy ને સરભર કરવામાં મદદરૂપ થાય છે આ બધું ત્યાં પણ કામ લાગે છે જેમ કે જો અમ આપડે અહીંયા wheat એટલે કે ઘઉંનું ઉત્પાદન બોઉં સારી રીતે થાય છે તો તમે અમ આરબ દેશો જેમ કે Saudi Arabia કે Qatar કે એવા દેશોમાં તે export કરવામાં આવે છે અને તેમના દ્વારા આપણને બાઈલ મળે છે તો જે આ એકબીજા દેશો અમ પ્રત્યેની જરુરીયાતો છે દેશોની એ એ માટે તો આ બધું કરવું જ પડે. અને agriculture રીતે જે technology વિકસાઈ રહી છે તો પહેલા કેવું હતું કે ઉત્પાદન ઓછું મળતું હતું અને હવે ઉત્પાદન વધારે મળે છે એ પણ સારા nutrients અને પોષક તત્વો સાથે હા બેશક એવું હોઈ શકે છે કે અમુક nutrients નાશ પામે પણ વૈજ્ઞાનિકો એની alternative શ શોધીને એનામાં અંદર nutrients વધારી શકે છે એટલે કે આ એક રી જો એક રીતે જોવા જઈએ તો બોઉ ફાયદાકારક વસ્તુ છે. હા યાર તમે વાત સાચી કરી કે આપડે બધી રીતે અમ જે technology નો છે એના ગેરફાયદા જ ના બતાવી શકીએ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને જે તેના nutrients નાશ પામે છે એને પણ ફરી re-assemble કરી શકે છે અને એ પણ એ એટલા હદ સુધી technology વિકસી ગઈ છે અને તમે કહ્યું ને કે ઉત્પાદનની બાબતે તો ઉત્પાદનની બાબતે પહેલા એવું હતું કે ભારતમાં જયારે પણ ભૂખમરો કે એવી સ્થ સ્થિતિ સર્જાતી ત્યારે તેને ભારતે બહારથી બધી બધું વસ્તુ આયાત કરવી પડતી અને અત્યારે એવું છે કે ભારતની પાસે એક વર્ષ સુધી પણ અમ ભૂખમરો રે તોપણ તેની પાસે બધા દેશ અમ પુરા દેશને ખવડાવી શકાય એટલું અનાજ અન અનાજ તેમજ કઠોળ હા બીજા અન્ય પોષક તત્વો અમ અન્ય ખોરાકની અમ સામગ્રી રહે છે હા સંદીપ એમાં શું છે કે તમે જોયું ને corona pandemic દરમિયાન આપણને બધાને free ration રાશન મળતું તું એટલે કે ઘઉં ચોખા મફત સરકારે આપ્યા બે-અઢી વર્ષ સુધી તમને આપ્યા તો તમે જોઈ શક્યું કે કોઈ ખેતીવાડી નતી થઇ રહી કોઈ ઉત્પાદન નતુ થઇ રહ્યું તોપણ આપડ જે જથ્થો હતો તેના દ્વારા આપણને અમ રાશન અને અમ ખાવા ભૂખમરો ની પીડા આપણને ન થઇ

કે ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિ હોય છે તો ખેડૂત ભલે અમ પાંચસો કિલોમીટર દૂર હોય પણ પોતાના phone માં એક application ની મદદથી પણ તે પોતાના ખેતરને ક control કરી શકે છે કે આ પાણી ચાલુ કરી શકે છે, પાણી બંધ કરી શકે છે motor અમ બરાબર કરી શકે છે તો આ એક રીતે જોવા જઈએ તો બોઉં સારી રીતે અમ ખેડૂતોને ફાયદાકારક અમ technology વિકસાવવામાં આવી રહી છે હા હા યાર તમારી વાત સાચી છે જે પિયત પદ્ધતિમાં જે upload જે જે upgrades upgradation થયું છે એ બોઉ સારી વસ્તુ છે પહેલા તો એવું હતું કે જે જે પાયા કરીને પિયત પદ્ધતિ કરવામાં આવતી જેમાં ખુબ બધું નિંદામણ ઉગતું તેમજ ઘણું બધું પાણીનું પણ waste જતું જેના જેના કારણે બોઉં પાણી પણ વધારે વાપરવું પડતું અને તેનું આજુબાજુ નિંદામણ જે જેના કારણે જે છોડને જે મળવું પડે મળવું જોઈએ પાણી એ મળતું નઈ પણ અત્યારે કેવું છે કે ટપક સિંચાઈ પદ્ધતિના કારણે અને ફુવારા પદ્ધતિના કારણે ઓછું પાણી વપરાય છે અને છોડને જે પાણી મળવું જોઈએ તે મળી રહે છે જેના કારણે ઘણો બધો ફાયદો થયો છે અને ખેડૂતો ક્યાંય દૂર હોય તોપણ એ application ની મદદથી જે main જે જે line હોય છે તેને operate કરી શકે છે જેવી રીતે કે કે જે ઓ જે off કરે તો ઓ આખી line off થઇ જાય છે જે on કરે તો on થઇ જાય છે તેમજ જે પહેલા એવું હતું કે રાત્રે મોડા સુધી જે કહેવાય ને ચારા વાળવા પડતા માનો કે અમારી ભાષામાં ચારા વાળવા એવું કહેવાય તો પા પિયત પદ્ધતિ મતલબ પાળા કરવા પડતા એવું બધું કરવું પડતું અને અત્યારે એવું છે કે રાત્રે reminder reminder મૂકીને ખેડૂત સુઈ પણ જાય તો તે automatic ચાલુ પણ થઇ જાય છે અને automatic બંધ પણ થઇ જાય છે હા હા હા હા thanks to technology આપણે કહી શકીએ છીએ પણ અમ જુઓ આ બધી રીતે અમ સારું છે જેમ કે tractor tractors પણ આધુનિક થવા મંડ્યા, બધું આધુનિક થવા માંડ્યું છે આજકાલ અને ખેડૂત પણ હવે આધુનિક થવા મંડ્યો છે તેનું ઉત ઉત્પાદન પણ વધી રહ્યું છે અમ remote sensing technology અને main વસ્તુ તો એવું છે કે તમે શિયાળામાં જે પાક થતા તો એ હવે ઉનાળામાં પણ એવું કુત્રિમ વાતાવરણ સર્જીને કરી શકાય છે એ જ રીતે કુત્રિમ વરસાદ પણ લાવી શકાય છે જેમ કે silver iodide નું મિશ્રણ જો વાદળ પર છંટકાવ કરવામાં આવે તો તે અમ કુત્રિમ વરસાદ કરી શકે છે જેનાથી તમે પાક લઇ શકાય છે અને અત્યારે શું છે કે તમને કોઈપણ season નું fruit કે શાકભાજી તમને કોઈપણ season માં મળી જશે કેમ કે તમે જોવો અમ કેળા હોય છે તે શિયાળામાં આવે કે ભલે ચોમાસામાં આવતા હોય પણ તે તમને ઉનાળામાં પણ મળી જશે એ જ રીતે કોઈપણ fruit તમને બારેમાસ મળી શકે છે એનું કારણ જ technology છે કે તમે કોઈપણ વાતાવરણ એક પેદા કરીને તમે અમ એ પાકનું ઉત્પાદન લઇ છો હા યાર આ વાત સાચી કરી કે તમે કેળા જે છે એ કેળા ગમે ત્યારે મળી શકે છે બીજાપણ એવા ઘણા fruit છે કે જે તમે બારેમાસ તમે ખાઈ શકો છો તો આપડે આ કારણ આ બધું technology ના કારણે જ થઇ શક્યું છે કે જે

હા તો એ બિલકુલ સા સાચી વાત છે કે કુત્રિમ વાતાવરણ સર કરીને કુત્રિમ વાતાવરણ સર્જીને જે બધું પાક જુદા જુદા પાકને જુદી જુદી season માં લઇ શકાય છે, તેમની season ના હોય તોપણ તે પાક લઇ શકાય છે પછી એક બીજું

Greenhouse જે Greenhouse બનાવીને પછી જે ઓછો તડકો ઓછો તડકો જોઈએ એવા પાક એવા છોડને તેમાં ઉછેરવામાં આવે છે Greenhouse બનાવીને તો એ પણ એ એ પણ એક સારી technology છે હા એ વાત બરાબર છે પણ અને હવે શું થઈ રહ્યું છે કે કેટલાક લોકો એવા છે જે પોતાની લાખોની અમ salary વાળી job છોડીને ખેતીવાડી તરફ આગળ વધી રહ્યા છે જયારે ખેડૂતના દીકરાઓ જે છે અમુક અમ તે ખેતી પસંદ કરવાની જગ્યાએ અમ job લેવા આગળ વધી રહ્યા છે તો આ એક imbalance છે પણ અમ સરભર થઇ જશે કેટલાક લોકો ખેતી કરશે કેટલાક લોકો ખેતી નઈ કરે ઉત્પાદન ઘટશે લોકોની વસ્તી વધી રહી છે તો ખેતરોમાં પણ ઘર બનવા લાગે છે

એટલે આ બધા topics પણ છે તો ચાલો એમ કરીએ બીજી વાર મળીએ એટલે topics ઉપર ચર્ચા કરીએ અને મળો હવે કાલ કાલ અથવા પરમ દિવસે ચાલો અત્યારે હા ભાઈ તો આ મળીએ ત્યારે હેંને આ ખેતીવાડી પર ચોક્કસ ચર્ચા કરીશું. ok ભાઈ

hello

હા કેમ છો

હા એક દમ મજ્જા માં માજા માં તમે કયો તમારું શું ખબર ઘણા દિવસ પછી વાત થઇ પછી વાત થઇ ઘણા દિવસ પછી અને ઘણા દિવસ પછી તમારો અવાજ સાંભળ્યો એક voice artist નો અવાજ સાંબભળ્યો એટલે સારું લાગે છે તમને બધું કેવું છે ચા પાણી ત્યાં? ચા પાણી ચાલે છે બસ બજાર કોઈ દિવસ ઉપર કોઈ દિવસ નીચે હા હા એતો છે જ આ field જ એવી છે જયારે આપણને ખબર

આ field voice acting filed voice over માં હવે તો full time job હોય છે કોઈક વાર hello સરસ hello સંભળાય છે તો હું એમ કેહતી હતી unperdictable field છે dubbing ની કે voice ની જ્યાં સુધી આપણે freelancing કરીયે છે અથવા એમાં dubbing માં આગળ વધવું હોય તો આપણે audition આપતા રેહવું પડે અને consistency establish થઇ જાય છે જયારે consistence આપણે થઇ શકે નઈતર full time job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

હા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 હા reliance jio માં કામ કર્યું પછી ત્યાં બધું

સારો experience મળ્યો ત્યાં campuse જેવું એવું લગતું હતું કે લોનાવલા માં આપણે આવી ગયા હોય

કસે જવામાટે કસે થી નીકળવું પડે એટલે મને આગળ

સાચી વાત છે તેનોઘનો experience લઇ લીધો હવે મને લાગ્યું કે હું આગળ નીકળી શકુ છુ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 તમારે પેહલા acting માં હતું અત્યારે dubbing માં આવ્યા એવું થયું પેહલા voice over artist હવે dubbing માં